એમાં રમાય ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બે હાજર બાર માં શ્રી લંકા માં રમાય થયું હતું બે હાજર ચવુદ માં બાંગ્લા દેશ માં યોજાય ગય શ્રીલંકા ભારત એમાં શ્રીલંકા જીટીયુ હતું બે હાજર સોળ માં ભારત માં યોજાય ગયુ વેસ્ટેન્ડિશ ઇંગ્લેન્ડ એમાં જીતી ગયું વેસ્ટેન્ડિશ જો વેસ્ટેન્ડિશ બે વખત Cancel કરવા માં આવી ઑસ્ટ્રેલિયા માં આજ હતું covid ninety ને કારણે અને રદ કરી દેવામાં આવી હવે world cup ની વાત કરીયે worldcup

આ હા ઇંગ્લેન્ડ માં આયોજન થયું હતું વેસ્ટર્નડીશ અને ઑસ્ટ્રેલિયા જે વચ્ચે final રમાય men એમાં વેસ્ટર્નડીશ જીતી ગયું બે વખત અને ત્રીજી વખત ની વાત કરીયે તો Ninety eight three માં ઔગણીશ ત્યાંશી માં તે માં પણ વેસ્ટર્નડીશ આવ્યું તું final માં અને એમાં અપડે ભારતે પછડિયું આ બોવ મોટી વિકૃત team હતી બોવમોટી વિકૃત team એ ભારત એ પછડી અને ભારત world cup લાવ્યુ અગણીસો ને

ત્યાર બાદ છનું અંદર ભારત શ્રીલંકા અને પકિસ્થાન એમાં શ્રીલંકા જીત્યું ઑસ્ટ્રેલિયા ઔગણીશ નવ્વાણું માં ઇંગ્લેન્ડ માં ફરી આયોજન થયું એમાં ઑસ્ટ્રેલિયા જીત્યું પાકિસ્તાન ને હરાવી ને અને બેજ ત્રણ માં સાઉથ આફ્રિકા આયોજન થયું ઑસ્ટ્રેલિયા જીત્યું ભારત ને હરાવી ને અને ભારત બે વાર final માં આવ્યું બરાબર એક જીત્યું ને એકવાર હરિયું પાકિસ્તાન નું પણ એવું છે બે વાર હારયુ જીત્યું ઑસ્ટ્રેલિયા તમે જોવો એક બે ત્રણ હજુ તમે આગળ જોશો

માં ભારત શ્રી લંકા બાંગ્લાદેશ તો કોણ જીત્યું ભારત જીત્યું ત્રીજી વખત અને શ્રીલંકા પંદર માં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માં અયોજન થયું ઑસ્ટ્રેલિયા જીત્યું ન્યૂઝીલેન્ડ ને હરાવી ને અને બે હાજર ઔગણીશ માં ઇંગ્લેન્ડ માં આયોજનથયું ઇંગ્લેન્ડ અત્યરે જીત્યું ચાર વખત હારીયુ પેલી વાર જીત્યું ન્યૂઝીલેન્ડ ને હરાવી ને બે હાજર ત્રેવીશ માં ભારત માં આયોજન થશે બરાબર બે હાજર ત્રેવીશ માં ક્યારે જીતે છે સુ છે એ બધું જોઈશું તમે જોશો આપડે વાત કરીયે તો એક વાર ઑસ્ટ્રેલિયા બે વાર ઑસ્ટ્રેલિયા ત્રણવાર ઑસ્ટ્રેલિયા વાર ઑસ્ટ્રેલિયા અને પાંચ વાર સાત વખત final માં આવ્યુ એમાંથી પાંચ વાર જીત્યું છે સૌ થી સફર ટીમ છે વારો તો ત્રણ વાર આવીયો બે વાર તમે જોવો શ્રીલંકા છે એ ચાર વાર હરિયું છે

પાકિસ્તાન બે વાર આવ્યુ છે ઇંગ્લેન્ડ ચાર માંથી બે વાર ચાર હરિયું એક વાર જીત્યું છે બે વખત થી સતત સતત છે પેલા શ્રીલંકા હતું હવે ન્યૂઝીલેન્ડ છે એટલે દાવેદાર કે શકો ઔગણીશ પંચોતેર માં ઇંગ્લેન્ડ માં આયોજન કરવામાં આવ્યુ હતું આતો આવી ગયું ને OK આતો આવી ગયું છે ફરીથી કેમ આવ્યું એક minute ok ઔગણીશ ત્યાંશી માં આયોજન દેશ ઇંગ્લેન્ડ હતો ભારત જીત્યો માં ભારત શ્રીલંકા બાંગ્લાદેશ માં ભારત અને શ્રીલંકા વચ્ચે મહેન્દ્ર સિંહ ધોની Captain હતા કોણ હતા મહેન્દ્ર સિંહ ધોની બે હાજર ઔગનીશ માં ઇંગ્લેન્ડ અને final માં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ તો ઇંગ્લેન્ડ જીત્યું બે હાજર ઔગણીશ માં રમાયેલી જે વિશ્વ cup Cricket match ની જે final હતી મતલબ કે match હતી એમમાં ન્યૂઝીલેન્ડ એ Toss જીતી ને match ના પરિણામ માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બને બાશો એકતાલીશ એકતાલીશ રન કારિયા આ જબરદષ્ટ છે હો છેલ્લી match જે રમાય ને ઐયોગનિશ વળી ન્યૂઝીલેન્ડ વાળા એ શું કરિયું Batting લીધી તો જીતી ગયા બને સરખા સરખા રન કરી ને Ty થઈ ગયા અને Ty થઈ ગય ને એટલે સુ કીધું supper over રમાય અને supper over માં પણ Ty થઈ ગય supper over માં બને દેશો એ પંદર પંદર run કરિયા એટલે આમ જોવા જાયે ને તો સંયુક્ત રેતે આપી દેવું પડે પરંતુ અયાઆલોકો એ જે કરિયું ને એ યોગ્ય ના કરિયું કેવાય Boundary count બે ત્રણ આધારે ઇંગ્લેન્ડ ને Boundary મારી હોય ને એના પ્રમાણે એ તો ખોટું જ કેવાય એવું કેમ ના કરિયું એ મને નવાય લાગે છે તમે જોવો તો ખરા બને માં ty પડી ગય છે sem run અયા પણ ty પડી ગયા કેટલી જોરદાર લડત આપી છે ન્યૂઝીલેન્ડ એ બને એ લડત આપી છે આમ તો બને એ તો આમ ઇતિહાશ રચાય ગયો છે એવું કય શકો તમે ઔગણીશ સો પંચોતેર ઔગણાએંસી ને ત્યાસી નો world cup કેવાય છે ઔગણીસ સો આ પૂછય છે હો એમાં Productive cup ઘણી વાર પૂછ્યું છે તો આ યાદ રાખવાનું છે તમારે icc Champions Trophy આ એક દિવસે જે આતરરાષ્ટ્રીય cricket tournament સ્પર્ધા છે માં એની શરૂઆત થઈ બે હાજર નવ થી લગભંગ દર ચાર વર્ષ યોજાય છે બે હાજર નવ થી Round robin format આઠ team મોં એમાં ભાગ લે છે બેવ સાથે રમવાનું અને જીતવાનું છેલ્લે પછી આગળ વધે પ્રથમ Champion Trophy ઔગણીસઓ અઠ્ઠાણું માં બાંગ્લા દેશ ખાતે યોજાય જેમાં વેસ્ટર્નદિશે એ હરાવીને સાઉથ આફ્રિકા વિજય બનીયુ ChampionTrophy ની વાત ચલે છે અયા હો પેલું આગળ worldcup માં ઇંગ્લેન તથા વેલ્સ માં યોજાયેલ આ trophy નું વિજેતા પાકિસ્તાન હતું બે હાજર સતર માંથી જગ્યાએ ઇંગ્લેન્ડ અને માં યોજાય હતી Champion Trophy અને જેને ભારત ને પ્રથમ વખત થઈ ગયો છે મોકો આપડે નથી કેતા કે ભરત પાકિસ્તાન ની match આવે એટલે કે મોકા મોકા એવું બોવ Edotay આવતી તી એવખતે તે લોકો એ મોકા નો લાભ ઉઠાવીયો બાકી એ લોકો તો

ઔર format માં વિસ over ના format માં રમાતી આ એક link છે અને આજે સ્પેર્ધા છે એ આપણું ભારત નું Cricket Board છે bcci એના દ્વારા ભારત માં આઠ થી દર વર્ષ બે હાજર આઠ વર્ષ થી યોજાય છે બે હાજર આઠ ની અંદર યોજાયેલી પ્રથમ ipl માં રાજેસ્થાન royal છે એ વિજેતા બની હતી કોને હરાવી ને તો ચેનાઈ supper king ને હરાવી ને ચેન્નઈ supper king ને હરાવી ને વિજેતા રય હતી રાજેસ્થાન royal હતા અને નું થયલેન્ડ માં નિદાન થયું હતું બાવન વર્ષ ની age માં Heart attack ઑસ્ટ્રેલિયા ના Spinir વિશ્વના જે સવથી મહાન બોલેરો ની ગણતરી કરીયે તો સૌ થી વધારે બરાબર ત્યાર બાદ Second number પર આમને છે સાતસો બે ની આસ પાસ લીધેલી છે સાતસો આઠ લીધેલી છે કેટલી છે સસ્ત શો આથ તો બે હાજર વિસ ની વાત કરીયે તો IPL નું આયોજાણ માં યોજાય ગયું બે હાજર વિસ માં રમાયેલી IPL માં મુંબઈ અને ઇન્ડિયન ને દિલલી Capital ને હરાવી ને પાંચ વખત વધારે વીજેતા પાંચ વાર મુંબઈ ચાર વખત ચેન્નાઈ supper king

બે હજાર બાવીશ માં ipl માં Player of the Series Award છે એ છાપરા અર્ચન ને મળિયો હતો સોવ થી વધુ run કરનાર છે કે લ રાહુલ ને સૌવથી વધુ wicket મેળવનાર ખેલાડી ને Purple Cap આપેછે આ બેહજાર બાવીશ ની વાત ચાલે છે આ બે હાજર વિસ ની વાત ચાલે છે જો આપડે વાત કરી લાયે બે હાજર બાવીશ ની તો બે હાજર બાવીશ માં જે અને runner team છે winner team છે ગુજરાત Titans બે હાજર બાવીશ માં total દશ team મોં નો સમાવેશ કરીયો હતો એની પેલા એવું હતું ફક્ત આઠ જ team મોં હતી ફક્ત આઠ જ team હતી એ બે નવી team આવી એક તો હતી ગુજરાત Titans બીજી આવી લાખનય લખનવ super ગુજરાત Titans આપડા ગુજરાત ની બે હજાર બાવીશ માં ગુજરાત Titans વિજેતા બનીયુ રાજેસ્થાન royal ને હરાવી ને બરાબર અને એમાં તમને પૂછે Orange તો જોશ Purple Cap સસોવ થી વધારે run કર નાર તો

match માં બ્રેડમ મેકુલુમ ચોવન ચોપન બોલ માં બનાયેલી છે fast સાદી one day માં

આ record test match માં fast boller ઇરફાન પઠાણ પાકિસ્તાન સામે Stream ball માં હરબદલ સિંહ ઑસ્ટ્રેલિયા સામે સુ છે આ record ખબર છે fast બોલર ચેતન શર્મા નુઝીલેન્ડ સામે speed બોલ માં કુલદીપ યાદવ ઑસ્ટ્રેલિયા અને વેસ્ટેન્ડિશ ની સામે

લખવા માં mistake થઈ વિશ્વ ના પ્રથમ Bestman બાશો રન કરનાર બાશો run કરનાર પ્રથમ

ની સામે રોહિત શર્મા એ બાશો ચોષઠ run શ્રીલંકા સામે રોહિત શર્મા એ બાશો આઠ રન શ્રી લંકા સામે સવથી વધારે તમે જુવો બેવડી સાદી કોને મારી એક બે ત્રણ રોહિત શર્મા શરૂઆત કોને કરી સચિન તેંડુલકરે બરાબર સાઉથ આફ્રિકા

ચોંટતું લાગે છેને problem આવે છે

શું કેવય છે Master Blaster સચિન તેંડુલકર આવશે તમને એવું પૂછે Little Master તો સુનિલ ગવશકાર આવશે મને કોઈ કેશે સચિન તેંડુલકર ની આત્મ કથા નું નામે શું છે

ધ્યાંનચંદ ખેલ રત્ન પુરુષકાર એવું થઈ ગયું છે બે હાજર એકવીશ માં Change કર વામાં આવ્યુ તેંડુલકર ની આત્મકથા નું નામ હતું યાદ રાખ જો with my way આમ ની આત્મ કથા તો આજે ખેલ રત્ન પુરષ્કાર છે સચિન તેંડુલકર ને ઔગણીશ ઓ સતાનું અઠ્ઠાણું માં મહેન્દ્ર સિંહ ધોની ને બે હાજર સાત માં વિરાટ કોહલી ને બે હાજર અઢાર માંઅને રોહિત શર્મા ને બે હાજર

એમનો પુરુષકાર બરાબર અરજુન award ની વાત કરીયે તો સલીમ ઔગણીશઓ એકસાઠ રવિન્દર જાડેજા બે હાજર ઔગણીશ મહિલા ઓ માં પૂનમ યાદવ બે હાજર ઔગણીશ દિશાત શર્મા બે હાજર વિસ અને દીપ્તિ શર્મા બેહજાર એ તો આપડે જોય લેયી અન્ય મેં તમને આત્મકથા કીધી છે ને તો થોડાક players ની આત્મકથા તમને લુખું છું આત્મકથા બરાબર તમને જો answar આવડતું હોય તો તમે કે શકો છો એક તો આવી ગય playing it my way ઈકોની છે સચિન તેંદુલ કર ની સુનિલ ગવશ કર

from the hart સવરવ ગમબુલે Not enough Not enough કોની છે સવરવ ગમબુલની ત્યાર બાદ આપડે આગળ જોયે તો the test of my life યાદ રાખવાનું છે કે મિલ્ખા સિંહ ની આત્મકથા નું નામ છે the resh of my life શું છે the rash of my life મિલ્ખા સિંહ what Believe what life and cricket tot me life and સુરેશ રેના ની આત્મકથા છે જો આયા શું કીધું છે આત્મકતાહ playing it my way એ કોની છે સચિન તેંડુલકર સુનિલ ગવશકાર Saresh from the heart This century is not kept test of my life you are sing will you what with live and cricket told me સુરેશ રેના આંછે દિવ્યેશ લક્ષ્મણ ની આત્મ કથા કોની દિવ્યેશ લુક્સમાં ની આબધા Cricketers છે એમની આત્મ કથા કીધી છે બાકી તમે જોશો Rash of my life કોણ એ છે આપડા પૂર્વ અગિયારમા નંબર ના રાષ્ટ્ર પતિ શું નામે છે એમનું અગિયાર માં number ના રાષ્ટ્રપતિ નું નામ સુ અબ્દુલ કલામ સત્ય ના પ્રયોગો ગાંધી જી મારી હકીકત કવિ નીર્મદ થોડા આસું થોડા ફૂલ તો આજે આત્મ કથા છે એ છે જય શકર સુંદરી જય શકર ભોજ એ સુંદરી તરીકે ઑળખતા હતા

તો આબધી આત્મ કથા પછી સચ કહું તો Bollywood ના એક અભિનેત્રી છે મીના ગુપતા એમની આત્મ કથા છે તો આબધી આત્મ કથા યાદ રાખજો Important છે છેલ્લે મારે બે ત્રણ વાશ્તુ કેવી ટી માં ipl બે હજાર બાવીશ માં જે યોજાય હતી ને આમ પૂછય શકે છે એનું sponsor એનું sponsor કોણ છે આંતમે જોવા જાઓ તો બે હાજર બાવીશ અને બેહજાર ત્રેવીશ નું IPL નું sponsor છે ને કે Company છે પેલા vivo હતી હવે બદલાય ગય છે તમને આવડતું હોય તો તમે કે શકો છો IPL નું sponsor બીજું હતું બે હાજર બાવીશ માં IPL નું પંદરમાં નંબર નું પદરમાં નંબર નું બારાબર તો આના Official sponsor ટાટા છે બરાબર એકહજાર આઠ થી શરૂઆત થઈ અને અત્યરે બેહજાર બાવીશ આય

તો જવાબો જવાબો ક્યાં question બાળકો નું મનોરંજન રમત પર કેન્દ્રિત છે. અને તેના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તે ગણી પુખચા પુખ પ્રવુતિ ની નકલ કરે છે. જેમ કે પ્રદર્શન જોવા તેમની પુખ્ત જવાબદારીઓ માટે તૈયાર કરે છે. જેમ કે બાળકો ના ઉચ્ચાર અથવા સામાજિક ક્રિયા પ્રક્રિયા મોટર કૌશલ્ય રમત ગમત અને સંગીત માટે જરૂરી છે જેવી કુશળતા વિકસાવે છે આધુનિક સમય માં તે ગણી વખત અધતન તકનીક સાથે બેઠાણુ,

બાળકો મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે. અથવા તેને પુખ્ત વય ના લોકો દ્વારા શીખવાડવામાં આવે છે. અને તેને આકર્ષિત કરતી ગણી પ્રવુતિઓ જેમ કે કઠપૂતળી, જોકરો, પેન્ટા, માઈક મન અને કાર્ટૂન પણ પુખ્ત વાય ના લોકો દ્વારા માણવા મનવામાં આવે છે. બાળાઓ હંમેશા રમતો રામે છે તેને સ્વીકારવામાં આવે છે. કે મનોરંજન હોવા છતાં રમતો રમવાની બાળકો ના વિકાસ માં પણ મદદ કરે છે. બાળકોને રમતોને સૌથી પ્રસિદ્ધ વિશૂલ્ય,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

પુખતા સાબુ ના ફૂંકતા સાબુ પર પરપોટો અને piggybank ની સવારે રમવામાં આવતી રહે.

બાળકો ની જરૂરિયાતો અને જીવન ને અનુરૂપ મનોરંજન માં મોટા ભાગ ના સ્વરૂપો હોઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકાય છે વીસ મી સદી તરફ main channel ની કોલોન માં ટીકા કરવામાં આવતા. પરંતુ તેમ છતાં મહત્વપૂર્ણ કાર્યની શરુ કરી ને જેમને વિકાસ ના અભ્યાશ ને અને નવી પ્રયોગશાળા માં નવવિજ્ઞાન વચ્ચે ની કાલી ને પ્રોત્સાહન આપ્યું. અને ખાસ કરીને પીએચ ના કાર્ય સાથે જેમને એક નાનકમાં વિકાસ ને જૈવિક વિકાસ ના, સમાન તરીકે જોયું. તે સમજાયું છે બાળકો નું મનોવિજ્ઞાન વિકાસ તબક્કા વાર થાય છે. અને તેની ક્ષમતા પુખ્તવય ના લોકો કરતા અલગ છે. તેથી વાર્તા ઓ અને પ્રવુતિ માટે પછી ભલે તે પુસ્તક film અથવા video games હોય છે.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 બાળકોને ઈચ્છે રહેતો અને digital મનોરંજન ઉતરીને ભાવ આપ્યો હશે. એકવીશ મી સદી માં પુખ્તવયના ઉત્પાદનો ની જેમ ખાનગી ઉદ્યોગો માટે internet પર બાળકો માટે ગણું મનોરંજન ઉપલબ્દ છે. આ અગાઉ ના સમય ની નોંધ પાત્ર ફેરફાર દર્શાવે છે. screen આ તારીખ, મનોરંજન પણ બાળકો દ્વારા ગાર ની અંદર અને વિતાવેલો સમય અને બાળકોને કુદરત સાથે જોડાયેલા નોંધ પાત્ર પતંન,

પ્રભાવિત કરવા ખાસ કરીને, મહત્વપૂર્ણ અતિકયા બતાવ માટે સંગીત અથવા મુખ્ય અથવા બન્ને જેવા કે સહાયક મનોરંજન પ્રદર્શિત કરવાના પ્રસંગ તરીકે તેઓ કોટ મનોરંજન નો અભિન્ન ભાગ હતા. અને મનોરંજન કરનારા ઓને તેમની કુશળતા,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

Box જેવીક વૈશ્ચિક સ્પર્ધાઓ ભાગરૂપે વ્યાવસાયિક રસોઈ દ્વારા રસોઈ બનાવવી એ પણ મનોરંજન નું એક સ્વરૂપ બની ગયું છે.

ન્રીત્ય અને ઉપેરાના અનિવાર્ય છે અને સામાન્ય રીતે નાટકીય film અથવા theater નિમાણીક સાથે કરવામાં છે. સંગીત એ તેના પોતાના પર એક સાવૃતિક અને લોકપ્રિય પ્રકાર નો મનોરંજન પણ છે. તે સંપૂર્ણ પ્રદર્શન નું નિર્માણ કરે છે જેમ કે જયારે concept આપવાના આવે છે.

સંગીત એક વખત માત્ર એવા લોકો માટે જ ઉપલબ્દ હતું જેવા કલાકારો માટે ચુકવણી કરી સકતા હતા તે મનોરંજન ઉજ્જૈન દ્વારા,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 Musical performance ની વિશાલ અને વિવિધતા ભલે કે કૃતિમ રીતે વિસ્તૃત હોય કે ના હોય બધા જ મનોરંજન પૂરું પાડે છે. પછી ભલે તે પ્રદર્શન એકાંકિત કોરોર, અથવા નો જુત્તો ના હોય અથવા જોડાણ માં live performance વિશિષ્ઠ સ્થળો નો ઉપયોગ કરે છે જે નાના કે મોટા હોઈ શકે ઘર ની અંદર કે બાર હોઈ શકે.

ઉઅદહરણ તરીકે કેટલાક પ્રેક્ષકો શાંતિ થી સાંભળવાની અપેક્ષા રાખે છે અને સંગીત ની ઉત્ક્રુતતા તેની રજૂઆત અથવા તેના અર્થઘટન દ્વારા મનોરંજન કરે છે. જીવન,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 કરેલા સંગીત દ્વારા મનોરંજન મેળવે છે. સંગીત માં મનોરંજન માં વપરાતા સાધનો કે તો ફક્ત માનવ અવાજ અથવા ફક્ત વધ્યા અથવા બેના કેટલાક સંયોજનો છે.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 વ્યક્તિગત પસારથતા નાના અથવા મોટી ગાય ગાયનશામાં સામાન્યરીતે વાદ્ય સાથે હોય છે. જોકે કેટલા સ્વરૂપો ખાસ કરીને કોપીયાલ અને ઘાયલ સાથે નાના છે આધુનિક સમારંભ માં ગણિ વાર ગાયકો, સાથે વિવિદ effect અને અન્ય theatics નો ઉપયોગ કરવામાં આવે છે. રમતો મનોરંજન માટે રમવામાં આવે છે. ક્યારેક માત્ર મનોરંજન માટે ક્યારેક સિદ્ધ અથવા પુરુષકારો માટે પણ તેઓ એકલા ટીમ માં અથવા online રમી શકે છે. empire ઓ દ્વારા અથવા વ્યવસાયો દ્વારા ખેલાડીઓ પાસે થી બિન ખેલાડીઓ પાસે ના હોઈ શકે જેમ કે જયારે જોયે મનોરંજન કરે છે. બીજી બાજુ રમત માં ખેલાડીઓ તેમના પોતાના પ્રેક્ષકો ની રચના કરી શકે છે. કારણકે તેઓ રમવા માટે પોતાનો વારો લે છે.

રમત સાથે સાધનો બદલાય છે boardgame જેમ કો,

સૌથી જુની જાણીતી board રમતો માની એક છે. જે પ્રાચીન ઇજિપ્ત માં રમાતી રમત છે. જેમાં ફારુલ, તૂટલ દ્વારા આનંદ લેવામાં આવ્યો હતો. પાટાની રમાતો જેમ કે વાહસ્થ poker અને બીજી લાંબા સમય થી મિત્રો ના સાધન,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 ચુલાહટ દ્વારા બિન ખેલાડીઓ ની સહૃદયી કાતો સાબિત કરવા માટે કરવામાં આવી છે. ગણા બાળકો માટે તૈયાર છે. hotskop અથવા છુપાયો અને ship અથવા blindmen ની બહાર ગરમી શકાય છે ball રમત ની છુટ. વ્યાપક થી તેમાં ઉદાહરણ તરીકે kroket, loanballing અથવા patball તેમાં ball નો ઉપયોગ કરીને ગણી રમત નો સમાવેશ થાય છે.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 sudoku જેવી સંખ્યા ની રમતો અને rubiq puzzle રમતો રમીને માનસિક વિકસાવી શકે છે. krain પર પરિણામ બનાવવા માટે control નો ઉપયોગ કરવામાં આવે છે તેઓ દૂરદર્શન રીતે જોડતા સહયોગો સહભાગીઓ સાથે online પણ રમી શકે છે.

ભરમાં લોકો ની બનેલી છે.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 લેખક નો પ્રાથમિક હેતુ જાણ સૂચન આપવાનો હોય ત્યારે પણ વાંચન રોજિંદા ચિંતાઓ થી વિચલિત કરવાની ક્ષમતા માટે જાણીતું છે.

જોકે તેઓ માટે ઘટાડો થયો છે એકવાર સાક્ષાત મજબૂત થઇ ગયી હતી પછી મૌખિત વિસેસ્તા અધિકારીઓ કોઈ પાછું આવતું નાવતુ. પુસ્તકોના ખર્ચાઓ નો ઘટાડો અને સાક્ષરતામાં વધારો એ બધા સામુહિક આકર્ષણ વધારવામાં મદદ કરી. તડ ઉપરાંત જેમ જેમ પ્રમાણિત થયા અને લખાણો સ્પષ્ટ થઇ ગયા હોવા છતાં,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 હા એ થઇ ગયી હતી એ અમને ખબર છે. સાહિત્ય ની ગણી શૈલ્લીઓ પૈકકી કેટલીક રચનાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે કેવળ મનોરંજન માટે બનાવામાં આવી છે.